વ્હાલા મિત્રોલિનક્સ ઓપરેટીંગ સિસ્ટમના મૌખિક ટ્યુ્ટોરીઅલમાં તમારું સ્વાગત છે
આ ટ્યુ્ટોરીઅલમાં આપણે મૂળભૂત આદેશોનો વિદ્યાભ્યાસ કરીશું
હું ઉબુન્ટુ લીનક્સ ઓએસ નો ઉપયોગ કરી રહી છું
હું માનું છું કે તમને લિનક્સ ઓપરેટીંગ સિસ્ટમ સાથે કામ કરતા આવડતું હશે
જો તમને અભિરુચિ હોય તોતે વેબસાઈટ httpspoken tutorialorg પરના અન્ય મૌખિક ટ્યુ્ટોરીઅલ ઉપર ઉપલબ્ધ છે
આ ટ્યુ્ટોરીઅલમાંઆપણે જોઈશું કે આદેશો એટલે શું
અને આદેશ અર્થઘટન કરનાર એટલે શું
પછી આપણે શીખીશું કે માન આદેશના ઉપયોગથી લિનક્સમાં મદદ કેવી રીતે પ્રાપ્ત કરવી
તો પહેલો પ્રશ્ન છેઆદેશો એટલે શું
સાદી ભાષામાં આપણે કહી શકીએ કે લિનક્સ આદેશો શબ્દો છેજેને લખતા તે કેટલીક ક્રિયાઓને કાર્યગત કરે છે
લિનક્સ આદેશો લંબાઈમાં ભાગ્યે જ ચાર અક્ષરોથી વધુ હોય જેમકે lswhoપીએસ વગેરે
આદેશો સાદા અક્ષરોકેપિટલ નહીંમાં હોય અને તેઓ અક્ષર પ્રકારસાદા કે કેપિટલને સંવેદનશીલ છેચાલો એક ઉદાહરણ જોઈએ
એપ્લીકેશન મેનુ ઉપર જાઓ
એક્સેસરીઝ પસંદ કરી અને પછી ઉપલબ્ધ વિકલ્પોમાંથી ટર્મિનલ ઉપર દબાવો
હવે આપણને એક પ્રોમ્પ્ટ અને તેની બાજુમાં ચમકારા મારતું કર્સર દેખાય છેઅહીં આપણે આદેશો લખીશું
શબ્દોમાં વ્હો લખો અને એન્ટર દબાવો
આપણને લોગીન થયેલા ઉપયોગકર્તાઓના નામ દેખાય છેઆપણે વ્હો આદેશને અમલમાં મુક્યો જે કમ્પ્યુટર સિસ્ટમમાં કોણ લોગીન છે તે પ્રદર્શિત છે
પણ કઈ અસ્તિત્વ ધરાવનાર વસ્તુ આ આદેશોજે માત્ર થોડા અક્ષરોના છે તેને ક્રિયામાં પરિવર્તિત કરે છે
આ મહત્વપૂર્ણ કાર્ય આદેશ અર્થઘટન કરનારનું છેજેને શેલ પણ કેહવાય છે
આપણે શેલને એક કમ્પ્યુટર પ્રોગ્રામ રૂપે વ્યાખ્યાયિત કરી શકીએ જે આપણા અને લિનક્સ વચ્ચે મધ્યસ્થ તરીકે વર્તે છે
આદેશો દાખલ કરીઓપરેટીંગ સિસ્ટમમાં અમલમાં મુકવાની અનુમતિ તે આપે છે
લિનક્સ ઉપર વિવિધ શેલ્સ સંસ્થાપિત કરવું શક્ય છેજ્યાં ઉપયોગકર્તા પોતાની મરજીથી તેને પસંદ કરી શકે
લિનક્સ ઉપર માન્ય શેલ જે હંમેશા binsh રૂપમાં સંસ્થાપિત રહે છે તેને બેશ કહેવાય iઇ થે જીએનયુ bourne અગેઇન શેલ જે જીએનયુ ઓજાર સમૂહમાંથી છે
આ ટ્યુ્ટોરીઅલમાં સમાવેલ આદેશો સામાન્ય છેજે મામુલી બદલાવ સાથે મોટા ભાગના બધા લિનક્સ શેલ્સ ઉપર કાર્ય કરે છે
તે છતાંઆ ટ્યુ્ટોરીઅલમાં આપણે પ્રદર્શન માટે બેશનો શેલ સ્વરૂપે ઉપયોગ કરીશું
કારણકે બેશ સૌથી લોકપ્રિય શેલ છે અને લગભગ બધા યુનિક્સ માટે સુવાહ્ય છે
અન્ય શેલમાં બોર્ન શેલ જે અસલનું યુનિક્સ શેલ છે તથા સી શેલ અને કોર્ન શેલ છે
આપણે કયો શેલ વાપરી રહ્યા છીએ તે જોવા ટર્મિનલ ઉપર જાઓ અને આદેશ એચો ખાલી જગ્યા કેપિટલ અક્ષરમાં શેલ લખી એન્ટર દબાવો
પરિણામ binbash મળે છેજે બેશ શેલ બતાવે છે
ઘણા માર્ગો છે જેનાથી આપણે જુદા જુદા શેલ્સ સક્રિય કરી શકીએતેઓનો અદ્યતન ટ્યુ્ટોરીઅલમાં સમાવેશ થશે
આદેશો વાસ્તવમાં પ્રોગ્રામ્સ ધરાવતી ફાઈલ્સ છેજે મોટા ભાગે સી માં લખેલ છે
આ ફાઈલ્સ ડિરેક્ટરીઓની અંદર છેઆદેશ ક્યાં સંગ્રહિત છે તે જાણવા ટાઇપ આદેશ અપાય છે
કમાંડ પ્રોમ્પ્ટ ઉપર ટાઇપ ખાલી જગ્યા પીએસ લખો અને એન્ટર દબાવો
આ બતાવે છે કે પીએસ વાસ્તવમાં ફાઈલ છે અને bin ડિરેક્ટરીમાં સંગ્રહિત છે
જયારે આપણે કમાંડ પ્રોમ્પ્ટ ઉપર આદેશ લખીએ ત્યારે શેલ ડિરેક્ટરીઓની યાદીમાંથી આદેશના નામને મળતી આવતી ફાઈલ શોધે છે
જો તે મળે તોફાઈલને મળતો આવતો પ્રોગ્રામ અમલમાં મુકાય છેનહીં તો આદેશ અસ્તિત્વમાં નથી એમ મળે છે
શોધેલી ડિરેક્ટરીઓની સૂચી પથ ચલ દ્વારા સ્પષ્ટરૂપે ઉલ્લેખેલ છેજે આપણે પછી જોઈશું
જો આપણને આ સૂચી જોવી હોયતો આદેશ આપો એચો ખાલી જગ્યા PATH
કેપિટલ અક્ષરમાં અને એન્ટર દબાવો
આદેશ વિષે આપણને એક મહત્વપૂર્ણ વસ્તુ ખબર હોવી જરૂરી છે
લિનક્સ આદેશો બે પ્રકારના છે બાહ્ય આદેશો અને આંતરિક આદેશો
બાહ્ય આદેશો એ છે જે અલગથી ફાઈલપ્રોગ્રામ રૂપે અસ્તિત્વ ધરાવે છે
મોટા ભાગના લિનક્સ આદેશો આ પ્રકારના છેપણ કેટલાક એવા છે જેનું અમલીકરણ શેલમાં જ લખેલ છેતેઓ અલગ ફાઈલથી અસ્તિત્વમાં નથી
આ આંતરિક આદેશો કેહવાય
આદેશ એચો જે આપણે પછી જોઈશું તે હકીકતમાં આંતરિક આદેશ છે
ટર્મિનલ ઉપર જાઓ અને આ આદેશ લખો ટાઇપ ખાલી જગ્યા એચો અને એન્ટર દબાવો
પરિણામ echoને શેલ પત્રિકા રૂપમાં દેખાડે છે
ફાઈલ નામ આપવાને બદલે તે બતાવે છે કે એચો આદેશનું અમલીકરણ શેલમાં અંદર છેજેથી તેને આંતરિક આદેશ કેહવાય છે
બીજી અગત્યની વસ્તુ જે સમજવી જરૂરી છેતે છે આદેશોનું બંધારણ
આદેશો એક કે એકથી વધારે શબ્દોના હોય શકે જે ખાલી જગ્યા દ્વારા અલગ કરેલ હોય છે
જો એકથી વધુ શબ્દો હોય તો પહેલો શબ્દ આદેશનું ખરું નામ જયારે બાકીના શબ્દો વિકલ્પોપદાવલી અથવા ફાઈલ નામ હોઈ શકે
આદેશ આપેલ વિકલ્પોને આધારિત જુદા જુદા કાર્યો હાથ ધરે છે
તેઓની આગળ એક અથવા બે બાદબાકીનું ઋણ ચિહ્નજેને અનુક્રમે ટુકું અને લાંબુ વિકલ્પ કેહવાય છે તે મુકાય છે
ટર્મિનલ બારી પર જઈઆદેશો લખીપરિણામો જુઓ
ટર્મિનલ બારી સાફ કરવા ક્લિયર આદેશ આપો
પછી એલએસ લાખો અને એન્ટર દબાવો
ફરી ક્લિયર લખી એન્ટર દબાવો
એલએસ ખાલી જગ્યા a લખી એન્ટર દબાવો
ફરી આદેશ ક્લિયર આપો
હવે એલએસ ખાલી જગ્યા all લખો અને એન્ટર દબાવો
ફરી ક્લિયર લખી એન્ટર દબાવો
હવે એલએસ ખાલી જગ્યા d લખી એન્ટર દબાવો
તો હવેઆપણે સમજી શકીએ છીએ કે અપાતા અલગ અલગ વિકલ્પોથી આદેશોનું વર્તન પણ બદલાય છે
લિનક્સમાં આપણી પાસે વિશાળ સંખ્યામાં આદેશો છે જે દરેકમાં ઘણા અલગ વિકલ્પો છે
આદેશોને એક બીજા સાથે સાંકળી શકાય છે જે આપણે પછી જોઈશુંએક સાથે કેટલું મગજમાં રાખીશું
ખરેખર કંઈ યાદ રાખવાની જરૂર નથીજેનું કારણ લિનક્સમાં રહેલ ઉત્તમ તત્કાલ મદદ સુવિધા છે
માન આદેશ સિસ્ટમ પરના ઉપલબ્ધ બધા આદેશોની માહિતી પૂરી પાડે છે
ઉદાહરણ તરીકેls આદેશ માટે જાણવાતમારે ટર્મિનલ બારી ઉપર જવું પડશે
એલએસ શબ્દવાળો માન આદેશ આપોજે માન ખાલી જગ્યા એલએસ છે અને એન્ટર દબાવો
બહાર નિકળવા ક બટન દબાવો
માન સિસ્ટમની સુચના પોથી છેતેની સાથે આપેલ દરેક શબ્દ વાસ્તવમાં પ્રોગ્રામનું નામઉપયોગીતા અથવા ક્રિયા છે
આ શબ્દોને સંબંધી સુચના પોથી શોધાય છે અને પ્રદર્શિત થાય છે
જો કોઈ વિભાગ પૂછવામાં આવેતો તે manને સુચના પોથીમાં સીધું તેજ વિભાગને જોવા કહે છે
સામાન્ય રીતે આ શબ્દબધા વિભાગોમાં એક પૂર્વવ્યાખ્યાયિત ક્રમ અનુસરી શોધાય છેઅને મળતું પ્રથમ પૃષ્ઠજે ભલે ઘણા વિભાગોમાં અસ્તિત્વ ધરાવે તે પ્રદર્શિત થાય છે
આદેશ manની પોતાની જ જાણકારી માટે આદેશ માન અપાય છે
ટર્મિનલ પર જઈ માન ખાલી જગ્યા માન લખો અને એન્ટર દબાવો
બહાર નિકળવા ક દબાવો
માન આદેશ પાસે ઘણા વિકલ્પો છે
સૌથી ઉપયોગી વિકલ્પો જોઈએકેટલીક વાર આપણને શું કરવું છે તે જાણતા હોઈએ છીએ પણ તેના માટે વપરાતો આદેશ કયો તે નથી ખબર હોતીતો આપણે શું કરી શકીએ160
માન આદેશ k વિકલ્પ આપે છેજે મુખ્ય શબ્દ લઇતેના અનુસંધાનમાં આદેશોની સૂચી અને તેના સંક્ષિપ્ત હેતુઓ આપે છે
ઉદાહરણ તરીકેએક ડિરેક્ટરી બનાવીએપણ તેના માટેનો ચોક્કસ આદેશ ખબર નથી
તો આપણે કમાંડ પ્રોમ્પ્ટ પર જઈman ખાલી જગ્યા k ખાલી જગ્યા ડિરેક્ટરીઝ લખીએ અને એન્ટર દબાવીએ
હવે આપણે આ પ્રત્યેક આદેશોમાંથી આપણને જોઈતો આદેશ શોધી શકીએ
આ જ વસ્તુ આદેશ aproposથી પણ મેળવી શકાય
કમાંડ પ્રોમ્પ્ટ પર એપ્રોપોસ ખાલીજગ્યા ડિરેક્ટરીઝ લખો અને પરિણામ જોવા એન્ટર દબાવો
કેટલીકવાર આપણને આદેશ વિશે બહું વધારે જાણકારી નથી જોઈતી હોતીજરૂરી હોય છે આદેશ શું છે જાણવું
આ પરિસ્થિતિમાં આપણે આદેશ વ્હોટિસ અથવા માન fનો ઉપયોગ કરી શકીએઆ બંને આદેશો દરેક આદેશ વિશે એક લીટીનું વર્ણન આપે છે
ટર્મિનલ પર જઈ ક્લિયર આદેશ આપો
હવે વ્હોટિસ ખાલી જગ્યા એલએસ લખી એન્ટર દબાવો
કેટલાક આદેશો ઘણા વિકલ્પો ધરાવે છેજો આપણને આદેશના જુદા જુદા વિકલ્પોની સૂચી મેળવવી હોય તો આપણે help વિકલ્પનો ઉપયોગ કરીએ છીએ
કમાંડ પ્રોમ્પ્ટ પર જઈ એલએસ ખાલી જગ્યા help લખી એન્ટર દબાવો
હું કર્સરને ઉપર લઇ જાઉં જેથી તમે આ સુચના પોથીમાના વિકલ્પો જોઈ શકો
લિનક્સના મૌખિક ટ્યુ્ટોરીઅલનો આ ભાગ સમાપ્ત થાય છેમૌખિક ટ્યુ્ટોરીઅલ ટોક ટુ અ ટીચર યોજનાનો ભાગ છેજેને રાષ્ટ્રીય સાક્ષરતા મિશને આઇસીટી ના માધ્યમથી સમર્થિત કરેલ છે
મિશન વિષે વધુ જાણકારી આ લિંક ઉપર ઉપલબ્ધ છે